અલગ અલગ વાહનોમાં પેટ્રોલ ડીઝલ અને સી_એન_જી ગેસ પુરાવા માટે આવ્યા હોય એવું દેખાઈ રહ્યું છે.

ક્લાક વ્યક્તિઓનો સામાન પણ ત્યાં મુકેલો હોય એવું દેખાય રહ્યું છે.

ઓફિસ ની બહાર અને ઓફિસ ની આજુબાજુ ઘણા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

અહીં એક પીળા કલર ની દિવાલ દેખાઈ રહી છે જેની ઉપર તમિલ ભાષામાં કંઈક લખ્યું જોવા મળે છે.

આ એક સરસ મજાનો વરસાદનો ધોધનું ચિત્ર છે જેમાં ધોધ પડી રહ્યો છે.

ફુવારા ની પાછળ ઘરો દેખાઈ રહ્યા છે રોડ પર સ્ટ્રીટ લાઈટો પણ દેખાઈ રહી છે.

દરેક લેપટોપ ની બાજુમાં પ્રિન્ટરો અને કાગળ મુક્યા છે આ બધા ટેબલો લાલ કલર ના છે ટેબલો પાસે રોલિંગ ચેર ગોઠવવામાં આવી છે.

બેડરૂમ માં બેડ પર કેટલોક સામાન છે અને નીચે પણ કેટલોક સામાન છે.

આ એક રસ્તા ઉપર રીક્ષા ઉભી રહી દેખાઈ રહી છે રીક્ષા પાસે એક સ્ત્રી ઉભી છે.

આજે જે જગ્યા બતાવવામાં આવી છે એકદમ સ્વચ્છ છે જરાક પણ કચરો દેખાઈ રહ્યો નથી.

લસણ છે મકાઈ છે કોળુ મૂકવામાં આવ્યું છે આ દુકાનની ઉપર અ ફોન નંબર મોબાઈલ નંબર પણ લખવામાં આવ્યો છે.

એ ડસ્ટબીન પાસે એક જાડુ પણ મૂકવામાં આવ્યું હોય એવું આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે.